સાંભળીને યાદ કરીને મનન કરીને integration કરીને આનંદનો અનુભવ પ્રાપ્ત કરે ત્યારે તેને મૂલ્ય તરીકે સુંદરની પ્રાપ્તી થાય છે. સૌંદર્યની મૂલ્ય રૂપ ઉપાસના એ માનવીની જીવન દ્રષ્ટિએ ઉચ્ચ કક્ષાની પ્રવુતિ જ છે કારણ કે સૌંદર્યથી વ્યક્તિને આત્મીય આનંદનો અનુભવ થાય છે

કવિ અને કલાકારની સર્જનશીલ સંવેદના વિશે જાગૃત સ્વરૂપની હોવાથી તેની અભિવ્યક્તિ સાહિત્ય મિત્ર નૃત્ય કે શિલ્પ જેવી કલાકૃતિ દ્વારા અભિવ્યક્ત થાય છે સૌંદર્ય આસ્વાદન માટે એ દીવ દિશાની અભિમુખતા અભિરુચિ અને સંસ્કારિકતા કરવી જરૂર છે. શિવ સત્ય અને સુંદરમ્ પારસ પરિશ્રમ વ્યક્તિના વ્યક્તિત્વમાં ત્રણ અંગો છે બુદ્ધિ ક્રિયા અને લાગણી આમાંથી કોઈપણ એક અંગની સફળતા બાકીના બે અંગોને સફળ પૂરવાર કરે છે. એટલે કે સત્ય, શિવ, અને સુંદર એ ત્રણમાંથી કોઈપણ એક મૂલ્યની આરાધના દ્વારા બાકી ના

વ્યક્તિત્વનો વિકાસ સાધે છે. તે તેને આનદ આપે છે. આ મૂલ્ય તરીકે સત્યની પ્રાપ્તીમાં શિવ અને સુંદરની પ્રાપ્તીનો સમાવેશ થાય છે

અગ્ર સ્થાને મૂકે છે. માનવી જ્યારે પોતાના શિવ રૂપ કર્તવ્યનું પાલન કરતાં હોય છે ત્યારે તેમાંના બે બાબતોની સમજ હોય છે. પહેલું મારા કર્તવ્યનું પાલન કરવું જોઈએ અને બીજું આ મારુ કર્તવ્ય છે. કર્તવ્યની આ પ્રકારની સમજણા અગાઉમાં થયેલું કર્મ કાં તો દેખાદેખીથી અથવા તે પ્રમાણે થયેલું કર્મ છે તે શિવને અવકાશના ભાગ રૂપ નથી સંતોષ રહેલો છે આમ શિવ ની પ્રાપ્તીમાં વ્યક્તિ સત્ય અને સુંદરને પણ પામે છે. મહાન જર્મન નીતિશાસ્ત્રી કૅન્ટના મતે લાગણી માનવીને હંમેશા સુખ પ્રાપ્તી દોરી જાય છે આથી કર્તવ્ય વૃતિની પ્રેરણાને અનુસરી કર્તવ્યને કર્તવ્ય ખાતર જ પસંદ કરવું જોઈએ. આમ કૅન્ટ શિવમને અગ્ર સ્થાન આપે છે સંવેનદનશીલ વ્યક્તિ જયારે સુંદરની ઉપાસના કરે છે ત્યારે તે પોતાની પ્રકૃતિને અનુસરીને પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરે છે. આમ સુંદરનો ઉપાસક પોતાની પ્રકૃતિ અને તેના આધારે નક્કી થયેલા કર્તવ્યની સમજ પ્રગટ કરે છે. આમ સુંદરની પ્રાપ્તીમાં વ્યક્તિ સત્ય અને શિવને પણ પામે છે.

સુંદરમને અગ્રસ્થાન આપે છે. આમ, સત્ય શિવ અને સુંદર એ ત્રણ મૂલ્યોમાંથી કોઈપણ એક આરાધના કરવાથી બાકીના બે મૂલ્યો સિદ્ધ થાય છે મૂલ્યવાન માનવીય વિશેષતા છે મૂલ્ય મીમાંસા અને માટે વપરાતો શબ્દ ઉપયોગી અને મૂલ્યવાન છે મૂલ્ય મીમાંસામાં માનવીય મૂલ્યો અંગે વિચાર કરવામાં આવે છે. માનવીય મૂલ્યોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું આચરણ લક્ષી મૂલ્યો અને બીજું સૌંદર્ય લક્ષી મૂલ્યો આચરણ લક્ષી મૂલ્યોનો અભ્યાસ

મૂલ્યનો અર્થ માનવીના ઈચ્છા કે જરૂરિયાત સંતોષવાની ક્ષમતામાં અર્થમાં ઉપયોગમાં લેવાય છે. આથી સમ સામાન્ય સંજોગોમાં જે માનવીની જરૂરિયાતોને સંતોષે તે કીમતી અને મૂલ્યવાન ગણાય છે. મૂલ્ય એ માટે વિશેષહ નથી પણ મૂલ્ય મૂલ્યાંકનોના ધર્મ છે. અંગ્રેજી ભાષા value શબ્દ મૂળ લેટિન ભાષાના શબ્દ પરથી બન્યો છે આ મૂલ્ય શબ્દ ગુણાત્મક આથી હું મારી માહિતી અહીંયા પૂર્ણ કરું છું. Regular વિદ્યાર્થીઓ તમારી આસપાસના અન્ય વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપો કે, અમ આ class નું લાભ મેળવે અને પોતાનું શિક્ષણ કાર્ય અવિરત પણે ચાલુ રાખે. અને ખુબ સરસ રીતે ત્રણ વિષય તમે પુનરાવર્તન પણ કરી શકો છો. અને પદ્ધતિસર શીખી શકો છો ગુજરાત સરકાર તમારા માટે આટલો પ્રયત્ન કરે છે. તમે એને અવશ્ય લાભ લો. અ વિદ્યાર્થી મિત્રો સ્વમૂલ્યાંકન માટે મેં તમને માહિતી આપી તે ખાસ ધ્યાનમાં રાખજો. અને અત્યારે તમારે આ પ્રકરણ તેર માટેનું જે આપણો class આગળ વધારવાનો છે. એ attend કરવાનો છે અને પ્રકરણ છે તે પૃષ્ઠફળ અને ઘનફળ. તમે બે shape અહીંયા રોજ જુઓ છો આ chapter ની અંદર ઘણા બધા shape ની આપણે, પૃષ્ઠફળ માટેની ચર્ચા અત્યારે ચાલે છે અને એ જ બધા shape માટે આગળ ઘનફળ ની પણ ચર્ચા આવશે. અને આપણે દરેક shape માટે, પૃષ્ઠફળ હોય, ક્ષેત્રફળ હોય, ઘનફળ હોય તો સૂત્ર કઈ રીતે બને છે એ સમજીને પછી આપણે જ્યારે કામ કરીએ એટલે આપણો પાયો મજબૂત બને છે. આને આપણને જે તે chapter ની અંદર જે તે રીત જે તે દાખલા સરળતાથી સમજાય. અને ખાસ કરીને, આપણે વ્યવહારિક ઉપયોગ સમજી લઈએ ત્યારે આપણને એની અગત્યતા પણ સમજાય છે. આને આપણને ખ્યાલ આવે છે કે આ chapter ની અંદર જે કંઈ શીખીએ છીએ એ શા માટે આપણે શીખવાનું છે. તમને ખ્યાલ જ હોવો જોઈએ કે તમે જે અભ્યાસ કરો છો. એ દરેક વિષયમાં આવતી દરેક બાબતો તમારી આજુબાજુ ક્યાંક ને ક્યાંક વપરાશમાં ઉપયોગમાં છે જ. અને એ દરેકનો વ્યવહારિક ઉપયોગ છે તો આપણે એને પદ્ધતિ શીખીશું. અને મેં તમને ગઈકાલે એ પણ માહિતી આપી કે આ chapter અત્યારે તમે જેટલું મજબૂત બનાવશો, તો દસમા ધોરણમાં પણ આ chapter માં, આગળ બીજી નવી બાબતો આવવાની છે આટલું clear હશે તો, આગળ તમને ઘણી સરળતા રહેશે. ઈશા, મુકેશ, નવીન, જગદીશ, સતીશ ઘણા બધા વિદ્યાર્થીઓ good morning કે છે. પરીક્ષા વિશે તમે પૂછો છો એના હિસાબે મેં તમને માહિતી આપી સ્વમૂલ્યાંકન છે. તમે સ્વમૂલ્યાંકન એક અઠવાડિયા સુધી કરી શકશો. ફરી હું તમને, એની વધારે વિગત પણ આગળ આપીશ. અત્યારે તમારે class attend કરવાનો છે. તો હવે દરેક વિદ્યાર્થીનું ધ્યાન ફરીથી એકવાર સાંભળી લો. અત્યારે આ chapter માટે class attend કરવાનો છે. તો તમે હવે, અહીંયા જે આપણે શીખવાનું છે, એમાં પદ્ધતિસર ધ્યાન આપો સ્વમૂલ્યાંકન માટે તમને પૂરી વિગત હજુ પછી જણાવવામાં આવશે. એટલે કોઈ વિદ્યાર્થી ઉતાવળ ન કરે. અને અત્યારે હવે આપણે class આપણો કાગળ ચાલુ કરીએ. આપણે ગઈકાલે શંકુની થોડી વિગત સમજૂતીમાં લીધેલી હતી. વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે શંકુ shape માટે, પૃષ્ઠફળ એના પાયાનો ક્ષેત્રફળ વગેરેની ચર્ચા ચાલુ કરીએ. ગઈકાલે આપણે શંકુ કેવી રીતે બનાવાય એ પણ સમજી લીધું છે. આ એક શંકુ છે. શંકુ માટે મેં તમને ગઈકાલે માહિતી આપેલી. પ્રવૃત્તિ બતાવેલી. તમે પ્રવૃત્તિ કરી હશે એવું માનું છું. વિદ્યાર્થી મિત્રો, ટેસ્ટ માટે હવે તમે વારેવારે હમણાં, chatting કરશો નહીં, પ્રશ્ન પૂછશો નહીં. મેં તમને સ્વમૂલ્યાંકન ની વિગત આપી પણ પૂરેપૂરી વિગત હજુ તમને જણાવવામાં આવશે. અત્યારે આ task attend કરો. અને શંકુ માટે આપણે જે શીખવાનું છે. એ શીખી લઈએ. વિદ્યાર્થીમિત્રો, ગઈકાલે આપણે પ્રવૃત્તિ લીધેલી હતી. એક વર્તુળ કાપવાનું અને વર્તુળ માંથી એક વૃતાંશ આ રીતે કાઢી નાખો. એક ભાગ, આ રીતે, જેને આપણે વૃતાંશ કહીએ છીએ. તો એક વૃતાંશ કાઢી નાખો, જે વૃતાંશ કાપ્યો એમાંથી પણ શંકુ બનશે. અને આ જે ગુરુ વૃતાંશ બાકી રહ્યો એમાં પણ આ બંને ત્રિજ્યા ને તમે આ રીતે મેળવી દો એટલે આ શંકુ બની ગયું. તમે ખૂબ, સરળતાથી chart paper કે કાગળ માંથી શંકુ બનાવી શકો છો. અને તૈયાર શંકુ પણ જોઈ શકો છો. આના અંદર હવે તમારે એ જોવાનું છે કે, વક્ર સપાટી નું ક્ષેત્રફળ કઈ રીતે બને છે? એ આપણે સમજીને પછી દાખલા ગણવા છે. અને શંકુ માટે આ ટોચ છે અને આ પાયો છે અને પાયો વર્તુળાકાર છે. બરાબર?

નજીક નજીક ત્રિજ્યાઓ દોરેલી છે. જોઈ લો. થોડા ભાગમાં ખૂબ જ નજીક નજીક ત્રિજ્યાઓ દોરેલી છે અને હું તમને એનો board work કરીને પણ બતાવું છું. suppose શંકુ છે. તો એમાં પણ તમે આમ ત્રિજ્યાઓ દોરી લો. જે વર્તુળ માંથી આપણે શંકુ બનાયો છે તેમાં. તો અહીંયા જુઓ, આપણે હવે, ધારો કે, આ ભાગ મેં હમણાં તમને કાપેલું બતાવ્યું એ જ આકૃતિ છે જુઓ. અહીંયા જે આકૃતિ છે એ જ રીતે આ ભાગ છે તો હું તમને practically તમારે શું કરવાનું છે? સૂત્ર કઈ રીતે આવે છે, એ સમજવા માટે. બતાવું છું કે આના અંદર તમારે ઘણી બધી ત્રિજ્યાઓ નજીક નજીક દોરવાની છે. અને નજીક શા માટે દોરવાની છે. અત્યારે તમને દેખાય એ તમે છોડી છૂટી દોરેલી છે. આ ત્રિજ્યાઓ આપણે નજીક નજીક દોરી કાઢી. જે વર્તુળનો ભાગ આપણે લીધો છે, વૃતાંશ. લઘુ કે ગુરુ ગમે તે લઈ શકાય. એ વૃતાંશ માટે અહીંયા ધારો કે આ એનું કેન્દ્ર છે O. અને ત્રિજ્યાઓ માટે, તમે જોઈ શકો છો જે વર્તુળ કાપ્યો છે. ને એની ત્રિજ્યા જે છે. એ શંકુ બન્યા પછી શું બને છે? આપણે ગઈકાલે ચર્ચા કરેલી કે શંકુ બન્યા પછી એ ત્રિજ્યા ત્રાંસી ઊંચાઈ બને છે. ત્રિજ્યા જે વર્તુળ માંથી તમે શંકુ બનાવો, વૃતાંશ માંથી તમે શંકુ બનયો, એ ત્રિજ્યા ત્રાસી ઊંચાઈ બને છે, એટલે આ મૂળ વર્તુળ ની ત્રિજ્યાને આપણે ત્રાંસી ઊંચાઈ L તરીકે ઓળખીશું. તિર્યક ઊંચાઈ. હવે અહીંયા જે નાના નાના ભાગ બન્યા છે. એનું માપ આપણે B one B two B three વગેરે લઈએ તો આ નાના નાના ભાગ જે છે, એ જેટલા નાના હશે ને, એટલો એ ભાગ વક્ર બનવાના બદલે સીધા રેખાખંડ જેવો બનશે. અને તમારી સમક્ષ અહીંયા આવે ઘણા બધા ત્રિકોણો બનેલા છે. અને ત્રિકોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર તમને ખ્યાલ છે. book માં પણ પ્રવૃત્તિ છે. તો આપણે એ બધા જ ત્રિકોણ ના ક્ષેત્રફળ ભેગા કરીએ, એકત્રિત કરીએ, સરવાળામાં લઈએ. તો જુઓ આવું થશે કે one half તમને ખ્યાલ છે ત્રિકોણનું ક્ષેત્રફળ.

વેધ તરીકે છે એટલે one એક દૂતીયાંશ L અને પહેલો ભાગ ધારો કે, B one પછી એક દૂતીયાંશ L અને બીજો ભાગ B two ત્યાર પછી, એક દૂતીયાંશ L ત્રીજો ભાગ B three પાયો B three વેધ L જ છે. દરેક ત્રિકોણ માટેનો વેધ L સમાન છે. અને પાયો B one B two B three વગેરે તો હવે તમે,

plus up two ઘણા બધા ભાગ છે. તો B one B two B three આ બધા જ ભાગનો સરવાળો કરશો. જુઓ આ વૃતાંશ ની અંદર જે અહીંયા નાના નાના ભાગ બને છે. ફરતે આ વક્ર કિનારી પર એ બધા જ ભાગનો સરવાળો આપણે કરી દઈએ તો આ શંકુનું જે પાયો છે વર્તુળાકાર. વિદ્યાર્થીમિત્રો, આ નાના નાના ભાગને તમે એકત્રિત કરશો. તો એ બની જશે આ શકું માટેના પાયાના વર્તુળાકાર ભાગ માટેનો પરિઘ. આ વર્તુળાકાર કિનારી બની ગઈ પાયો વર્તુળાકાર છે. તો દરેક ભાગનો તમે જે આ સરવાળો કર્યો ને. B one B two B three up to જેટલા બી ભાગ છે, દરેક નો સરવાળો. કે એ આ શંકુ ના પાયાના વર્તુળાકાર ભાગ માટે પરીખ. અને તમને પરિઘનું સૂત્ર ખબર જ છે. તો અહીંયા આપણે લખીશું એક દૂતીયાંશ L અને two pi R two pi R હવે two cancel થશે તો બાકી શું રહેશે? pi R

પ્રવૃત્તિ દ્વારા તમે સૂત્ર કેમ બન્યું એ સમજી શકો છો. તમે આ સમજૂતીને repeat કરીને પણ પરી સમજજો. book માં પણ આ લખાણ આપેલું જ છે. પ્રવૃત્તિ આપેલી જ છે. એને પણ તમે repeat કરશો તો તમને સૂત્ર સમજાઈ જશે. અને સૂત્ર બહુ simple છે. એટલે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ pi RL આપણને મળી ગયું. વિદ્યાર્થીમિત્રો રોહિતે લખ્યું છે પાય આર L ખુબ સરસ. ભાવેશ ચૌધરીએ એક દૂતીયાંશ બી છેદમાં એક લખ્યું છે કંઈક લખવામાં ભૂલ થઈ હોય એવું લાગે છે. અમ વિદ્યાર્થી મિત્રો, જાણી પ્રાચી એ two pie R પરિઘ નું સૂત્ર આપી દીધું. ખુબ સરસ તમે સૂત્રની અંદર શંકુ જે મેં તમને live બતાવ્યો. practical શંકુ બનાવીને. એમાં હું જે કંઈ બતાવું છું. એને ઓળખી લો છો. તમારામાંથી હમણાં એક વિદ્યાર્થીએ જે પરિઘ નું સૂત્ર આપી દીધું two pi rvery nice હર્ષ ચૌધરી, દેવાંગ મોદી, બધા હવે વક્ર સપાટી નું ક્ષેત્રફળ પણ આપી દીધું છે પાય આર એ. okay તમને આ સમજાઈ ગયું. આપણે પ્રક્રિયા આગળ વધારીએ. આ શંકુ માટે હવે આપણે, અમ આપણું કામ આગળ લઈએ. સૂત્રને ધ્યાનમાં લઈએ. ગઈકાલે આપણે આ ચર્ચા કરી લીધી છે. કે ત્રાંસી ઊંચાઈ L આ સીધી ઊંચાઈ, જે તમને અહીંયા વેધ સ્વરૂપે દેખાય છે. એ જ અને આ પાયાની ત્રિજ્યા R તો ત્યાં કાટકોણ ત્રિકોણ બન્યો. ગઈકાલે આપણે આ ચર્ચા કરેલી છે. એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ, L વર્ગ બરાબર H વર્ગ વત્તા આર વર્ગ. તમને જ્યારે દાખલાની અંદર આ ત્રણ વિગત LH અને R માંથી કોઈ પણ બે વિગત આપી હોય અને ત્રીજી વિગતની જરૂર પડશે. તો આ સૂત્રથી ત્રીજી વિગત શોધી શકાશે. અને આપણે ઉપયોગમાં લઈશું. આપણે જ્યાં સુધી ક્ષેત્રફળની વાત આવશે, ત્યાં સુધી ત્રાસી ઉંચાઈ એની જરૂર પડશે. અને પછી આપણે ઘનફળ શીખીછું. ત્યારે આ H ની જરૂર પડશે. રકમ વાંચવાની છે, શું આપેલું છે, શું જરૂર છે? એ પ્રમાણે રૂપાંતર કરી શકશો. ઓળખ આપણે ગઈકાલે મેળવી લીધી.

pi RL શંકુ બહુ જ simple છે. પાયો વર્તુળાકાર છે. વર્તુળનું ક્ષેત્રફળ pi R square. અને હવે પૃષ્ઠફળ શબ્દ પ્રકરણ ના નામ માં પણ છે. તો કુલ પૃષ્ઠફળ શંકુને બે સપાટી આવશે. એક વક્ર અને એક પાયો વર્તુળાકાર બંધ શંકુ હશે. તો શંકુ જ્યારે બંધ હોય તો એનો વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ પાય આર વર્ગ આપણે લઈશું. અને કુલ પૃષ્ઠફળ એટલે પાય આર વત્તા પાય આર વર્ગ એમાં પાય આર કોમન કાઢો કૌંસમાં L plus R તો આ રીતે શંકુની વિગત, સૂત્ર કઈ રીતે બન્યું અને પાયાનો આકાર શું છે. પાયો વર્તુળાકાર છે તો એની કિનારી નું માપ જે છે એ પરિઘ એટલે કે two pi R છે. શંકુ માટે ત્રણ વિગત આપણે ધ્યાનમાં લેવાની છે. તેરેક ઊંચાઈ અને ત્રિજ્યા. હવે આપણે આ સૂત્રનો ઉપયોગથી દાખલાની ગણતરી માટેનું કામ લઈએ. કયા પ્રકરણમાં હા અને જ્યારે ભૂમિતિ શીખતા હોય ત્યારે પણ રકમ વાંચીને, જે તે આકાર આકૃતિ દોરવી, એવી ટેવ જ રાખવાની. જેથી કરીને આપણને રકમનું અર્થઘટન,

શંકુ માટે શું વિગત આપી છે? પાયાનો વ્યાસ દસ પોઇન્ટ પાંચ સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, વ્યાસનું મૂલ્ય આપે એટલે તમારે, આગળ એક step ત્રિજયા શોધવાનું લખી જ કાઢવાનું અને ત્રિજ્યાનું મૂલ્ય વ્યાસથી અડધું થશે. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ test માટે પૂછી રહ્યા છે. તો ફરી એક વખત, તમારું સ્વમૂલ્યાંકન આજથી ચાલુ કરીને, એક અઠવાડિયા સુધી તમે જાતે whatsapp ના માધ્યમથી કરી શકવાના છો. કઈ રીતે કરવાનું? એની વિગત હજુ તમને આપવામાં આવશે. એટલે ઉતાવળ કરશો નહીં. અને તમે જ્યારે એ સ્વમૂલ્યાંકન કરો છો. એમાં તમારા કોઈપણ પ્રશ્નનો જવાબ જો ખોટો પડે, તો તમને એની સાથે જે તે તારીખ ની link પણ મળી જશે. તમારે link દ્વારા એ class નો અભ્યાસ કરવાનો, video પર repeat કરવાનો. અને તમને તમારા ખોટા પડેલા પ્રશ્નો માટે, ખોટા જવાબ માટે એક class માંથી, સમજૂતી ગણતરી વગેરે મળી જશે. અને તમે સુવા મૂલ્યાંકન એક થી વધુ વખત પણ કરી શકશો. અમ જ્યાં સુધી તમારા બધા જવાબ સાચા ના પડે ત્યાં સુધી તમારે સ્વમૂલ્યાંકન, કરવાનું. તો ખુબ સરસ રીતે તમે જે કંઈ પ્રશ્નો તમને પૂછવામાં આવેલા હશે, એને પુરા પુરા સમજી શકશો. અને એ પ્રશ્નો તમને બરાબર સમજાય જાય, આવડી જાય એ રીતે તમે મૂલ્યાંકન કરી શકવાના છો. ખૂબ સારી method થી આ કાર્ય થવાનું છે. જેની પૂરેપૂરી વિગત તમને હજી આપવામાં આવશે. એટલે અત્યારે તમે દરેક વિદ્યાર્થી ઘણા વિદ્યાર્થીઓ હવે okay લખ્યું છે. બરાબર. અત્યારે તમારે આ આપણો જે class ચાલુ છે, એમાં જે આપણે શીખીએ છીએ શંકુ માટેની વિગત. એમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. તમને પૂરેપૂરી વિગત મળી જશે. okay સરસ ચાલો ઘણા બધા વિદ્યાર્થીઓ okay કહી દીધું. એટલે હવે આપણે, અમ આ દાખલા માટે આગળ વિચારીએ કઈ વિગત આપી છે? વ્યાસ આપ્યો. અને વ્યાસ આપે તો આપણે ત્રિજ્યા શોધી જ લેવાની. જુઓ ત્રિજ્યા વ્યાસથી અડધું માપ છે એટલે R બરાબર દસ point પાંચ સેમી એના અડધા. બરાબર? તમે અહીંયા છેદ ઉડાડો, દશાંશ ચિન્હમાં લખો, કંઈ પણ કરી શકાય. પણ જ્યાં સુધી કોઈ ગણતરીની જરૂર ના પડે ને ત્યાં સુધી આપણે કોઈ,

એમાં પણ ગુણાકાર ભાગાકાર કરવાના બાકી રાખવાના અને ખર્ચ શોધતી વખતે એવી ગણતરી સરળ બની જાય એવું પણ થતું હોય. એટલે આપણે એ રીતે કામ કરીશું. હવે આગળ શું છે. જુઓ તિર્યક ઊંચાઈ આપ્યું છે જુઓ L બરાબર દસ સેમી. શંકુ માટે ખાસ ધ્યાનમાં રાખજો શબ્દ પ્રયોગ માત્ર ઊંચાઈ શબ્દ હોય તો તમારે અને એ જ કહેવાનો છે. અને તિર્યક ઊંચાઈ શબ્દ હોય ત્યારે L કહેવાનું છે જે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. ત્રાસી ઊંચાઈ તિર્યક ઊંચાઈ L પાયાની ત્રિજ્યા R. હવે શું પૂછ્યું છે? જુઓ, શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ. સૂત્ર તમે હમણાં જ લખીને પણ આપી દીધું.

તારકમ માટે શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ આ pi r l સૂત્ર એમાં pi R અને L નું મૂલ્ય મૂકીને, શાંતિથી ગણતરી કરીને,

વિગત આપું છું જ્યાં તમે ગણતરી કરી કાઢી. very nice very good દરેક વિદ્યાર્થી ગણતરી કરીને જવાબ લખે છે, કિંમતો મૂકેલી છે અને સાચો જવાબ, મોટાભાગના વિદ્યાર્થીઓએ આપેલો છે. એકમ માટે ફરીથી ક્યાંક તમે એકમ લખતા ભૂલી જાવ તો એકમ અવશ્ય લખો. અમ તમને અત્યારે chatbox માં ઘણા વિદ્યાર્થીઓએ ગણતરી લખી છે. અમ રાજવી પટેલે પણ ગણતરી લખી છે, કલ્પેશે પણ લખી છે, કોઈક વિદ્યાર્થીઓએ ગણતરી કરીને જવાબ આપ્યો છે. ખુબ સરસ ચાલો. તમને શંકુ માટે પણ, દાખલામાં શું કરવાનું? શું આપ્યું છે? કયું સૂત્ર લેવાનું અને ગણતરી કઈ રીતે કરવી એ પણ સમજાઈ ગયું. તો આપણે આ ગણતરી જોઈ લઈએ pi ની કિંમત બાવીસ સપ્તમાઉન્સ. ત્રિજ્યા ની કિંમત દસ point પાંચ છે. એટલે છેદમાં બે. દશાંશ ચિન્હ દૂર કરેલું છે. એટલે અહિયાં દસ લખ્યા અને ત્રાસી ઊંચાઈ દસ છે. સરળતાથી છેદ ઉડી જાય છે. દસ cancel થશે. જુઓ. દસ cancel થાય છે. અને સાત વડે એકસોપાંચ નો છેદ ઉડશે. બે વડે બાવીસ નો છેદ ઉડશે. okay સાત અહીંયા છે છેદ ઉડશે. અને પંદર અને અગિયાર નો ગુણાકાર. ખુબ સરસ ગુણાકાર પણ મોઢે થઈ જાય. કલ્પેશ, ધ્રુવ, દિનેશ, વિશ્વા, રાજવી પટેલ, રિદ્ધિ, પ્રેમીલા, જાદવ દર્શિત. અમ જીત તમારા બધાનો જવાબ એકસો પાસઠ અંક માટે સાચું છે. પણ તમે અમ તમારો જવાબ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. કે હવે તમારે, એની પાછળ શું મૂકવાનું છે એકમ? દરેક વિગત સેન્ટીમીટરમાં હતી. તો આપણને વક્ર સપાટી નું ક્ષેત્રફળ. સેન્ટીમીટર square માં મળ્યું. તમારા બધાનો જવાબ સાચો છે. very good તમે ગણતરી ઝડપથી કરો છો. પણ હજુ પણ ધ્યાન આપો કે તમે, જ્યારે કોઈ આપણે આ દાખલા ગણીએ ને અને હું તમને એની ગણતરી આપને તો સૂત્ર લખ્યા પછી કંઈક ટૂંકા step chatbox માં અવશ્ય લખો. હું તમારા જવાબને થોડીવાર રાહ જોઇશ. તમે, ગણતરી કરશો, ટૂંકા step લખશો, એ step લખીને મૂકો ત્યાં સુધી હું તમારી રાહ જોઇશ. એટલે એ રીતે તમે ગણતરી લખતા રહો. અને તમારું આ શીખવાનું કામ, કરતા રહો. okay તમને આ જવાબ મળી ગયો. શંકુની વક્ર સપાટી. શંકુ માટે તો બે જ સપાટી છે. એક વક્ર સપાટી અને એક વર્તુળાકાર પાયો. હવે આપણે આગળ કામ લઈએ જુઓ. સ્વાધ્યાય તેર point ત્રણ નો આગળ નો એક દાખલો. કે જેમાં લખ્યું છે. શંકુ આકારનો તંબુ તમે ક્યારેક ને ક્યારેક આવો તંબુ જોયો હશે. જેના અંદર આપણે રહી શકીએ. આહ તો શંકુ, શંકુ આકાર નો અને એમાં શું વિગત આપી છે જુઓ. કેટલી વિગત આપી છે? એજ આપ્યો છે ખાસ ધ્યાનમાં રાખજો. ઊંચાઈ આપી દીધી

ત્યારે એક વર્તુળ માંથી વૃતાંગ કાપી લીધા પછી આ રીતે શંકુ બનાવ્યો. તો ધ્યાન આપજો કે આજે વર્તુળ હતો એની ત્રિજ્યા, શંકુ બને ત્યારે ત્રાંસી ઊંચાઈ તિર્યક એ બને છે. તો ભૂલ ના થાય સમજવામાં. અને શંકુ બન્યા પછી આજે પાયો વર્તુળાકાર છે વર્તુળાકાર પાયો એની આ વર્તુળાકાર કિનારી એના માટેની ત્રિજ્યા આપણે R લખીએ છીએ. okay? મૂળ જે વર્તુળમાંથી શંકુ બનાવો એ ત્રિજ્યા તો ત્રાંસી ઊંચાઈ બની જાય છે. એટલે ખાસ આ ધ્યાનમાં લેવાનું. H આપી દીધો R આપ્યો છે અને એ શોધવાનું કીધું છે. સ્વાધ્યાય નો દાખલો છે. L કેટલા L નું મૂલ્ય શું આવું પૂછ્યું છે. આગળ બીજું શું પૂછ્યું છે જુઓ કાપડમાંથી તંબૂ બનાવવો છે. તો કાપડ ના માપ પરથી એના બનાવવાનો ખર્ચ, કેટલું કાપડ જોઈએ, તે કાપડ ની કિંમત કેટલી થશે? તો આવો કંઈક પ્રશ્ન પૂછેલો છે. કે એક મીટર square ના સિત્તેર રૂપિયા લેખે તંબુ બનાવવાનો ખર્ચ શોધો રકમની ધ્યાનથી બે વખત વાંચવી. જેથી, આકાર આપેલી વિગત, અને શોધવા ની વિગત એ આપણા મગજમાં પૂરેપૂરું ધ્યાન આવે અને કોઈ ગણતરી ઉતાવળથી ન કરવી, એટલે ભૂલ ન થાય. તમારામાંથી હવે દરેક વિદ્યાર્થીઓ હું અહીંય જે work આપું છુ એ લખીને મૂકવાનું છે. સૌથી પહેલાં કામ તમારુ chat box માં આ ગણતરી તમે લખીને મુકજો. ઘણા વિદ્યાર્થીઓ દેવાંગ મોદીએ તો L નું સૂત્ર પણ લખી નાખ્યું છે ખુબ સરસ તમે હવે હું પ્રશ્ન આપું છું અને તમે અમ પ્રશ્નના જવાબ આપવા ગણતરી કરવા માટે દાખલા જાતે ગણવા માટે આટલા ઉત્સુક છો ખૂબ મજા આવે છે. ચાલો L શોધવાનો છે. આગળ આપણે L નું સૂત્ર લઈ લીધું. શાંતિથી L ની ગણતરી કરી અને મને L નો જવાબ આપો. okay L ની ગણતરી લખજો. સૂત્ર છે તમારી પાસે L નું સૂત્ર હમણાં જ આપણે પાયથાગોરસ ના સૂત્ર ની યાદ કરીને સૂત્ર ની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો ટૂંકી ગણતરી લખો ટૂંકી ગણતરી મને જોઈએ છે. અમ તમે શાંતિથી text book માં લખો હું રાહ જોઉં છું મેં કહ્યું તમને કે હું તમારા આવા ટૂંકી ગણતરી વાળા જવાબની રાહ જોઇશ. એટલે તમને ગણતરી લખો અને ત્યાર પછી તમે pi RL ની ચર્ચા આવશે. સૌથી પહેલા અમ મને હજી ગણતરી દેખાતી નથી. અને અંકો પણ જુદા જુદા દેખાય છે એક વખત ગણતરી લખશો ને! તો મોટાભાગે જવાબ માં ભૂલ નહીં થા. હમ હવે ગણતરી દેખાવા માંડી છે. રાજવી પટેલએ ગણતરી લખી છે. દીપ એ લખી છે. સરસ ખૂબ સરસ. very nice ગણતરી તમે લખો છો આપણે હવે જોઈ લઈએ. તમે ગણતરી કરીને છવ્વીસ જવાબ લાવ્યા છો. જીત ઉપાધ્યાય સૂત્ર લખ્યું છે capital અક્ષર લીધા છે. તો symbol જે હોય તે small letter લખીને કામ કરશો. હમ ઊંચાઈ ની ગણતરી, તિર્યક ઊંચાઈ ની ગણતરી આપણે હવે જોઈ લઈએ તમારા માંથી ઘણા બધા જવાબ લાવી દીધો. અને ગણતરી લખી છે આ જ રીતે લખી ને તમે મૂકેલું છે મને એ ગમ્યું, એ square બરાબર એ square plus R square. કિંમતો મુકી દસ નો વર્ગ વત્તા ચોવીસ નો વર્ગ દસ નો વર્ગ થશે સો અને ચોવીસ નો વર્ગ થશે પાનસો છોતેર સરવાળો થયો છસો છોતેર અને આગળ આ L વર્ગ નું સૂત્ર હતું. એટલે આપણે એ શોધવા માટે શું કરવું પડશે? છસો છોતેર નું વર્ગમૂળ અને હવે તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીમિત્ર ને L નો જવાબ છવ્વીસ મળ્યો છે એ જવાબ સાચો છે. L બરાબર છવ્વીસ તમે ગણતરી કરો એટલે તમને એનો જવાબ છવ્વીસ મળશે. દસ નો વર્ગ સો ત્રિજ્યા ચોવીસ હતી. પાંચસો છોતેર, સરવાળો થયો છસો છોતેર અને તેનું વર્ગમૂળ છવ્વીસ. આપણને તિર્યક ઊંચાઈ મળી ગઈ. હવે બીજે ગણતરી શું છે? ખર્ચ શોધવો છે તંબુ બનાવવાનો. અને તંબુ આ પ્રમાણે બનવાનો છે. આ રીતે, માની લો કે આ તંબુ છે અને આતા પણ છે તંબુમાં વપરાયેલું કાપડ તો જોઈ શકો છો અત્યારે જ્યાં તંબુ બનાવ્યો ને ત્યાં જમીન પર કોઈપણ કાપડ પાથરવાની ત્યાં વાત નથી. માત્ર શંકુ આકાર નો તંબુ બનાવો છે. એટલે આપણને શંકુ ની વક્ર સપાટી જ જોઈએ છે. તમારી સામે આ તંબુ છે અને આવક સપાટીમાં વપરાયેલું કાપડ. એનું ક્ષેત્રફળ શોધીને પછી જ આપણે ખર્ચ શોધી શકીએ. હવે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ છવ્વીસ મીટર સરસ તમે એકમ પણ લખ્યો ખૂબ ગમ્યું. છવ્વીસ મીટર તમને જવાબ મળી ગયો. ને આગળ આપણે હવે કાપડ નું ક્ષેત્રફળ એટલે કે શંકુ આકારના તંબુ બનાવવા માટે વપરાયેલું કાપડ એટલે શંકુની વક્ર સપાટી નું ક્ષેત્રફળ pi RL એની ગણતરી કરવી છે અને આ ગણતરી તમે જાતે કરો અને ફરી તમારા માટે નો પ્રશ્ન કિંમતો મેં મૂકી આપી છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં હમણાં કહ્યું કે ખર્ચ શોધવાનો હોય ને તો અહીંયા છેદ ઉડાડવાનું કામ અને ગુણાકાર કરવાનું કામ એની ઉતાવળ નહીં કરવાની. ઘણી વખત, આપણે આ કિંમતો એમનેમ રાખીએ ને અને પછી ખર્ચ શોધવાનું લખતા હોઈએ ને ત્યારે અમુક છેદ ઉડી જાય અને આપણી ગુણાકારની પ્રક્રિયા છે તે સરળ બની જાય ટૂંકી થઈ જાય. ધારો કે તમે જોઈ શકો છો કે અત્યારે બાવીશ, ચોવીશ અને છવ્વીસ એમાં સાત વડે કોઈનો છેદ ઉડતો નથી. તો તમારે દશાંશ ચિન્હમાં મૂલ્ય મળે. તમારે ત્રણ ગુણાકાર પણ કરવા પડે. અને લાંબી પ્રોસેસ થઈ જાય રફ કામ વધી જાય પણ આપણે દાખલામાં જોવાનું એ આ ગણતરી પરથી આગળ બીજી કોઈ ગણતરી છે? તો આ ગુણાકાર અને છેદ ઉડાડવાનું જ્યારે સરળ ન હોય છેદ ન ઉડતા હોય તો એમનેમ રાખીને ખર્ચ શોધવાની process કરશો તો ત્યાં છેદ ઉડીને પછી તમારી પ્રક્રિયા, ગુણાકાર કરવાનું કામ એક જ વખત રફ કામ કરીને તમે સરળતાથી મેળવી શકશો. છવ્વીસ જવાબ આગળનો, તિર્યક ઊંચાઈ પાયલ પટેલ વાળંદ મંગલ એને તો ગણતરી કરીને આપેલ છે અમ વક્ર સપાટી ના ક્ષેત્રફળ ની પણ મેં કહ્યું તેમ અહીંયા હું છેદ ઉડાડતી નથી દશાંશ ચિન્હમાં ગુણાકાર કે અંકો હું લખતી નથી તમને બતાવું છું. અને ગણિત તો એવો વિષય છે જે તે ગણતરી જે તે દાખલો. તે ત્રણ રીતે થતું હોય છે અને practice કરીને પુનરાવર્તન કરીને તમે જાણી શકો કે કઈ ગણતરી ને કઈ રીતે ટૂંકી બનાવી શકાય. અને વિદ્યાર્થી મિત્રો તમે ખર્ચ શોધીને પણ મૂકવા માંડ્યા છો. એ જવાબ પણ કિંજલ ઠાકર, કલ્પેશ વગેરેનો સાચો છે. આપણે જોઈ લઈએ કે હવે આપણે આમાં ખર્ચ શોધવો છે કઈ રીતે? એક મીટર square ના સિત્તેર રૂપિયા છે અને આપણે આ ક્ષેત્રફળ છે. તો એના કેટલા? એક માટે સિત્તેર છે તો તો આજે ક્ષેત્રફળ છે એને આપણે શું કરીશું? સિત્તેર વડે ગુણીશું. અને આપણને ખર્ચ મળી જશે અને હવે તમે જુઓ. સિત્તેર વડે ગુણાકાર લો છો ત્યારે સાત નો છેદ ઉડી જશે. સિત્તેર માટે જોઈ લો. આ છેદ ઉડી જશે. અને જો અહીંયા છે ઉપર નતો, અને ત્યાં આપણે એ કામ કરીએ ને! તો દશાંશ ચિન્હ અને અટપટી ગણતરી આવી જાય. એટલે અહીંયા એ કામ ન કરીએ. આપણે ખર્ચ શોધ્યો. એના અંદર સાત ઉડી ગયા. હવે છેદમાં તો કોઈ સંખ્યા છે જ નહીં. હવે ગણતરી સરળ છવ્વીસ, ચોવીસ અને બાવીશ માત્ર ત્રણ સંખ્યા નો ગુણાકાર જ કરવાનો રહેશે. અને આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરી દસ વડે ગુણો એટલે zero આવી જશે. અને, તમને આ જવાબ મળી ગયો. જોઈ શકો છો. એક લાખ સાડત્રીસ હજાર બસો ને એસી રૂપિયા ને તમે આ જવાબ પણ લખીને આપી દીધો છે આખી ગણતરી ગણા વિદ્યાર્થીઓએ મૂકેલી છે. અમ પ્રિયા આહ પ્રથમ

હા બોલ બસ hello હ કિરણ બેન ને પૂછ્યું તે પીલુ ચણીયોચોલી નું સુ કીધું? એ યો ને એમ કીધું કે હાલ તો મુ બિમાર છુ એટલે હાલ એકતા ને ના લાવતા પછી આવજો તમે એટલે પછી મુ હન્ઘાત આઇસ પસી બે ત્રણ જગ્યા એ કે જઈ ને જોઈ આવસો હારું હારું મળે ચણીયચોલી એ પછી આ મારવાડી પીલા જે લાવાના છે ને ઈ એ રીયુ એ બધું

એટલે એમ કે આ પંદર દિવસ થયા પંદર દિવસ જેવું થાય પછી આવજો પંદર વીસ દિવસ એટલે પછી આઇસ મુ હન્ગાથે હાલ તો કે મારા થી ના આવ્યે એવું છે એમ ને

ચણીયચોલી તો કે સરસ સરસ મળે બે ત્રણ જગ્યા ત્યાં હા અને પછી લઇ આવે કયા મહિના માં ત્રીજા ચોથા મહિના માં થીજ ચોથા મહિના માં ને હમ એટલે યો ને પંદર વીસ દિવસ તીજા મહિના માં જાસુ

મારે દસ તારીખે પરીક્ષા પતી જાયે હ એટલે પછી જ રાખ તાણ તો એમ રાખો બીજું શું હાલ તો મુ ને પીલા lalit વજા આબુ સે તો અમે બે જઈ ને સમાચાર લઇ ને આવતા રે

જોધપૂર જવાનું ચ્યારે રાખ્યું તું હવે જોધપૂર જાવાનું અરુણા ભુવા ને પૂછવું પડશે એટલે બધું ભેગું ના થયે કે અમદાવાદ ને જોધપૂર ને એમ અમદાવાદ તો ગમે ત્યારે એમ તો જો તો એ ચાલે અમદાવાદ એ બે દિવસ તો થઇ જાય હ એટલે જ કવું હું અમદાવાદ બે દિવસ થાશે કિરણ બેન એમ કેહતા હતા કે બે ત્રણ જગ્યા હશે ને એટલે કે હાલ તમે આવો ને નરેશ ની વવું હન્ગાથ તો પછી એ એક દિવેસ જ રે અને બીજા દિવસ પણ આવું પડે એટલે કે તમે બે શાંતિ થી આવજો ને તમે ને એકતા એટલે કે પછી બે દિવસ ફરી ને અપડે શાંતિ થી લઇ આવસો એમ અને અતાર પછી ઉડ દોડ માં મજા ના આવે હા ઉતાવળ માં મજા ના આવે હ ને અતારે એ કે મુ બિમાર છુ એટલે મારા વગર પછી તમે ચો જાહો એકલા હ અને આપડે ત્યો જોયું એ ના હોય

એટલે એમની ખબર હોય ઈયોને ને લાઈ ને આ પૃથ્વી ના reception માં યો પેરી હતી મસ્ત હતી ચણીયાચોલી એ રી grey colour ની હતી મસ્ત બે હજાર ની જ હતી પણ કેવી મસ્ત હતી એના કરતી એ સસ્તી મસ્ત મસ્ત મળે